ત્યાં પાછળ સુંદર બિલ્ડીંગો ઊભેલી છે.

આ દ્રશ્ય કિરણાં દુકાનનું લાગી રહ્યુ છે.

એક વ્યક્તિ સાઇડ પર બેસેલો છે.

આ પર અંગ્રેજી અને ગુજરાતીમાં લખેલુ દેખાઈ રહેલુ છે.

આ દુકાનના અંદર બે ખુરસી ને ટેબલ્ દેખાઈ રહેલી છે.

ત્યાં બાજુમાં સફેદ કલરની સ્કુટી દેખાઈ રહી છે.

જેમાં આનામાં અનાજ મળતું હોય એવું દેખાઈ રહ્યું છે.

તેમાં નીચે મધુર ખાંડનું પોસ્ટર લાગી રહ્યું છે અને ઉપર તિરુપટી તેલનું પોસ્ટર લાગી રહ્યું છે.

એમાં બે વ્યક્તિ બેટિંગ કરવા ઉભા રહેલા છે.

અહિયા ત્રણ ગાડી ઉભેલી એવુ જણાઈ રહ્યુ છે.

અને આ દ્રશ્યમાં ટોટલ ચાર જણા દેખાઈ રહેલા છે.

આ ચિત્રમાં ફરવાનું સ્થળ બતાવેલું છે.

પેલા ભાઈ પાછળ હાથમાં હાથ રાખીને ઉભેલા છે.

પાછળ એક સુંદર ચકડોળ દેખાવામાં આવેલ છે.

જેમાં સાત સ્કુટી વેચવા વેચવા માટે ઊભી રહેલી છે.

સ્કુટી ના પાછળ ઘોડા પર એનો સ્પેરપાર્ટ સામાન રાખી લેલું એવું દેખાઈ રહ્યું છે.

એના ઉપર ટી_વી પર સી_સી_ટી_વી કેમેરા ચાલુ છે એવું દેખાઈ રહ્યું છે.

આમાં બે વ્યક્તિઓ ઉભેલા એવું દેખાઈ રહેલું છે.

ત્રણ વ્યક્તિ નીચે બેસેલા એવું જણાઈ રહ્યું છે.

અને જમણી બાજુ બેઝિંગ દેખાઈ રહેલા છે.

સ્કૂલ ના ટોટલ ત્રણ ફ્લોર એવું જણાઈ રહ્યું છે.

દ્રશ્ય એક દાંત નું લાગી રહ્યુ છે.

આ ચિત્રમાં શ્રીનાથ ની દેખાવામાં આવેલ છે.

અને ઉપર આ ફ્લોર પર જવા માટે સી_ડી દેખાઈ રહેલી છે.

સાઈડ ટી_વી પર કોઈ પિક્ચર ચાલુ છે જેમા ત્રણ વ્યક્તિ ઊભી રહેલા છે.

જેમાં નાની મોટી ઈમારત એવું જણાઈ રહ્યું છે.